હા કે કે કે કે નામ યાદ આવ્યુ કે કે તો જતા રાયા કે કે સાયબ કે કે તો જોવ ને kolkata હોઘી ને જ જતા રીએ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

પણ એ દિવસેબોવ ગરમી બોવ થઈ તી ખરેખર થી એક તો ગરમી કે મારુ નામ

જાણે ગરમી ને ઉપર થી એટલી ગર્ડી કે એ સી કામ ના કરે તમારે આટલી મોટી મોટી headlight હતી એમાં આટલી ગર્દી ઉપર થી એ સી કામ ના કરે પાણી પરસેવો વળે એમાં

એમને એ વાતવરણ થી જ કય ગભરામણ થઈતી ને હા ગભરામણ થઈ તી ને અને વાતવરણ થી જ ગભરામણ થઈ હતી actually એક તો ગરમી લાગતી તી તરસ લાગતી તી અને મતલબ oxygen level એ નો એને actually હા અને હોય સખે અમને આગળ કોઈ heart ની શિકાયત પણ રય હોય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 છેલ્લો છેલ્લો show બની ગયો બાકી bigboss વૅગેરા જોવો છો હમણાં bigboss જયારે સોઉં થી પેલી season આય થી ત્યારે મેં જોયું તું એના પછી ક્યારેય નઈ જોયું એકેય વખત નય ઘણા લોકો આ બાઘા બાધા વાળું હોય ને કે આ આખો દી બાઘા બાધી સિવાય આમાં હોતું જ સુ છે frustrating લાગે અરે bigboss આમ હું કય જોવા જેવું હોતું જ નથી તો મને એ નથ ખબર પડતી મને એવું લાગે છે કે હાથે કરી ને જગાડતાં હોય છે ને હાથે કરી ને વાતું કરતા હોય છે એવું બધું ચાલતું હોય છે બધું હાથે કરી ને જ છે બધું બધું ઈચ્છેલું જ હોય છે પેલા થી

સમજ માં આવતી મને એ નથી સમજ માં આવતું કે ઘણા લોકો ને હું પૂછું છુ કે bigboss જોવો છો તો કે ના અમે નથી જોતા અમને ગમતું જ નથી ચીડ આવે છે જોવાથી તો એની આટલી હાઈ જાય કેવી રીતે જાય છે એ મને નથ ખબર પડતી તોય તે show એટલા વર્ષ થી હાલે છે સોળમું વર્ષ છે હેને સોળમું season

આપડે young જ છે આપડે દોહા દોહી ના ના young એટલે પેલા પંદર થી વીસ વર્ષની વચ્ચે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 હા હા એ બધા છોકરા છોકરીયો આ બધું જોવે છે ને youtube ઉપરથી જેટલા બધા પેલાં viral video હોય છે ને હા હા વાયરલ youtube channel જેમાં થોડી ઘણી અંદર nonsense અને ગાળ ને બધું હોય છે એમના બી તમે subscriber જોશો ન તો પંદર થી વીસ વર્ષની વચ્ચે ના ઉમરનાં હશે હા ઈ વાળી age ના વધારે મલે છે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 હવે સલમાન ભાઈ એટલા mature છે પણ એમને પેસા મળે છે એટલે કરે છે

ચાલો પછી વાત કરીયે પછી વાત કરીયે પાછા આપડે એક દમ એટલે phone કરું તમે free થાવ ને તો મને એક વાર જણાવજો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 ચાલો ચાલો okay ચાલો

હા હા બસ જો આ busy રહું છું આખો દિવસે સવાર દસ થી રાતે દસ થી something બાર વાગ્યા સુધી એટલે આ પેલું food delivery નું ચાલુ કર્યું ને આપણે zomato માં delivery boy તરીકે જોબ કરું છું નાના ના ના પોતાનું નહીં

એટલે delivery આપવા માટે આપણે પોતે જ જવાનું ને એમ application હોય mobile ની એમાં થી એટલે બરાબર છે સાચી વાત છે એવું જ હતું અને બીજું કેવું હતું કે એમાં અમારે delivery time માં પહોંચાડવું પડે એટલા માટે એટલે હું મારી રીતે જતો હતો હા કે હામ્ભળ્યુ હોય પણ કદાચ જોયું ના હોય પાછળ એવું પણ બની શકે કારણકે અમે કેવું કે રસ્તા માં કેટલા બધા ભાઈબંધો બોલાવતા હોય બધાંયનું થોડી ધ્યાન રાખીએ આપડે

સાચી વાત છે સો ટકા સો ટકા અવે તમારે પ્રોસેસ જાણવી હતી ને

ના હાલ તો અત્યારે ઠીક છે ચાલ્યા કરે રોજ નું routine એક બે દિવસ તકલીફ પડી થોડી પછી તો હવે રોજ નું થઇ ગયું એટલે routine રોજનું થઈ ગયું એટલે રૂટિન નાના નાના એવું કશું નથી કર્યું નાના નાના આપડે courier delivery ના ફાવે આપણને zomato વાળું જ મજા આવે પીઝા બિઝાથી સુગંધ લેવી પડે ને. પીઝા હોય ચિકન હોય નાના એમાં શું ખોટું ઘરે બે ઘરે આ કોરોના માં બધાની નૌકરી છૂટી ગઈ એના કરતા હારું ને

નાના આમાં નાના આમાં કેવું હોય છે જોવાનું હોતું કઈ નથી અમારે એવું એ લોકો બધું અંદર packing કરીને બધું વ્યવસ્થિત આપે પેપર માં મૂકીને બધું એટલે આપણે જોવાની જરૂર પણ ના પડે ચિકન ખાલી એવું હોય તો એની સુગંધ આવે ખાલી આપણને અને એ લોકો ત્યાંથી એક bag આપે છે એ bag ની અંદર એ વસ્તુ parcel મૂકી દેવાનું અને પા અને પાછળ ભરવી દેવાનું હોય એમ એજે bag આપે ને એ લોકો ત્યાંથી એ હા સાચી વાત છે સાચી વાત એટલે એમાં કેવું છે કે એટલે ત્યાં તમારે બધું online જ કરવાનું હોય છે એક application હોય છે એ download કરી દેવાની એટલે download કરો ત્યાં થી એટલે એ લોકો બધી process તમને કે

હા એટલે સારું સારું સમજાઈ દઉં છું

હા હા હું તમને સમજાવી દઉં છું અવે એની અંદર કેવું હોય છે કે પહેલામાં પહેલું zomato ની ad આવી હતી તો હું ત્યાં office એ ગયો તો મને એ લોકો એ પહેલા માં પહેલું map બતાયો કે ભાઈ આ map છે તમે જુઓ તો તમને ખબર પડે મેં કહ્યું હા okay ખબર પડે છે આ map કયો area છે આ મેં કીધું આ આણંદ વિદ્યાનગર area છે આ તો તઇ થી આપણે આમ જઈએ એ નાના બજાર આવે મોટા બજાર આવે આ બધા area આવતા હોય છે પછી એમને કીધું કે આ રીતની process હોય છે તમે application download કરી દો એટલે પછી application download કરી દીધી મેં પછી હા હા તમારે ચાલુ કરવું હોય તો application download કરી દેવાની office એ જવાનું એટલે એ લોકો ની branch હોય એ address તમને નીચે આપેલું જ હોય કે આ branch આવી જાવ તમે પણ અંદર ad હોય એવી તો ત્યાં જઈને તમારે મળી લેવાનું ને બધી process તમને એ લોકો હમજાવે કઈ રીતનું હોય છે શું હોય છે એમ જેટલે એવી રીતે જેવી રીતે મેં download કર્યું application પછી application download થઇ જાય પછી એ લોકો અંદર બધા question ઓ પૂછે એટલે એ રીતે exam આપવાની હોય આર્ક વખતે વીસ એક question હોય એટલે વીસ એક question પાસ થઇ જાવ એટલે બીજા question વીસ હોય એજે ત્રણ એક વીસ question નો હોય છે એની અંદર એના answer આપી દેવાના અને એ answer આપી દીધા પછી આપણે હા હા અ question question એવા હોય છે એની અંદર કે zomato માં તમે આ delivery આ delivery માટે જશો તો એ લોકો ને ત્યાં કેવી રીતે thank you બોલશો કે શું બોલશો એ એ રીતના બધા question ઓ હોય છે એમ mc ક ના MCQ Type જ હોય છે abcd પ્રમાણે એક બે ત્રણ ચાર આપેલા હોય એમ એવા ઘણા બધા હા હા tick tick કરીને જવા દેવાનું અને અ વીસ એક હોય પણ એમાં અ કેવું હોય છે કે પણ જે એ વીસ question હોય છેને એમાં જો તમારું ખોટું પડે એક પણ તો ફરીથી આપવાના બધાં હા હા અને જ્યાં સુધી જ્યાં સુધી question એક solve ના કરો ત્યાં સુધી આગળ કોઈ બીજું કશું ચાલુ થાય નહીં એમાં ત્રણ ટેસ્ટ આપણે આપવાના હોય છે એ ટેસ્ટ આપી દીધા પછી અ તમારે એ લોકો નું અંદર લખેલું આવશે કે ટીશર્ટ લેવાના બે જગ્યા એ જવું પડે એ branch નું નામ લખેલું આવશે અંદર application માં જે જે તમારો area હોય ને જે રીતે આણંદ area હોય બરોડા area હોય અમદાવાદ area હોય તો એ area પ્રમાણે ટી શર્ટ ને બે જગ્યાએ જવાનું હોય address આપેલું હોય તો બે ટીશર્ટ આપે અને એક bag આપે ત્યાં થી અને એક તો એ

હા બસ બસ એ type નું હા training જેવું training હા આ બસ એ રીતનું હોય છે અરે એ application ની અંદર બધું detail આપેલી હોય આપડે કશું પૂછવાની જરૂર નહીં કોઈ ને કોઈ ફોને કરવાનો નહીં ઇન્સ્યોરન્સ નું બધું પણ આઈ જાય એ લોકો એ ઇન્સ્યોરન્સ એટલે તમે delivery માં ગયા કંઈક પડી ગયા કે એમ એ લોકો તમને ઇન્સ્યોરન્સ આપે છે એક લાખ સુધી નો આપે છે અને હોસ્પિટલ ના emergency number પણ application ની અંદર હોય છે કઈ થયું કોઈ ને કહેવાય કે ભાઈ emergency number છે મારી application માં

એટલે આજે question પેપર ધારો કે મેં question કે જે training છે એ હું પાસ થઇ ગયો બરાબર ફરી એ મને કહેશે કે આ જગ્યા એ જતા રહો

ના એમાં એ લોકો ત્રણ વસ્તુ allow કરે છે એક તો પહેલા માં પહેલી સાયકલવાળા ને allow છે zomato માં ઔર bike અને two wheeler કોઈ બી ચાલે activa છે કોઈ બી two wheeler ચાલે અને સાયકલ વાળા ને પણ allow છે સાયકલ ની ના સાયકલ વસ્તુ અલગ સાયકલ માં પેટ્રોલ ના ભરવાનું હોય

હા પેટ્રોલ ના પૈસા આપે એ લોકો ત્યાંથી એટલે delivery માં જાવ example તરીકે અ પંદર રૂપિયા એક order એ હોય અવે એ અને પછી

example તરીકે હું કોઈ area માં મારો પહેલા માં પહેલું તો તો હા driving લાયસન્સ ફરજિયાત જોઈએ અવે સાયકલ માં નથી એ વસ્તુ સાયકલ વાળા માટે rate card બધું અલગ હોય છે rate card એ rate card પ્રમાણે એ લોકો ચાલે છે સાયકલ વાળા માટે આખું અલગ થી rate હોય rate card હોય એમ અને આ થોડા વધારે કારણ કે એ લોકો ને પેટ્રોલ ને એમ ના હોય એ લોકો ને distance પ્રમાણે મળે છે કે આ ચાર કિલોમીટર distance હોય તો આટલું એમ અને એ લોકો ને કેવું કે બહુ દૂર જગ્યા એ ના મળે જેવી રીતે મોગરી છે વડોદ છે એ દૂર દૂર area ના મળે એમ આટલા આટલા area માં જ મળે આણંદ વિદ્યાનગર રોડ માં જેટલા હોય ને એટલા area માં જ મળે એમ સાયકલ માં ફાયદો હા પણ પગ બગ દુઃખી જાય બધું બૌ જોવાનું ને યાર એ થાક બહુ લાગે મજૂરી એક એ કહેવાય એ type નું હા rate card સારું હોય છે સારું હોય છે હા લાઇસન્સ મળી ગયું હા બસ એ vehicle મળી જાય ને application install પહેલાજ કરવાની હોય એની અંદર આ question બેસ્ચનો બધું એની અંદરજ આવી જાય એની અંદર જ એક application ની અંદર જ બધું રમત રમવાની એની અંદર જ એ application ની અંદર એક તો rate card લખેલું હોય કે તમારું કેટલું rate card છે કે ભાઈ rate card મતલબ કેવું કે એક order એ પંદર રૂપિયા હોય પછી અ નવ તમે દસ થી બાર માં જાવ delivery માં તો એમાં benefit રહે દસ થી બાર ની ના સવારે morning માં કે દસ થી બાર ની અંદર આટલા order કરો તરીકે પંદર order કરો તો તમને પાનસો સો રૂપિયા

રાતે નવ થી અગિયાર અને સવારે દસ થી બાર અને સવારે દસ થી બાર total ત્રીસ order કરવાના રોજ ના મળી જાય ના મળે તો પછી આગળ તમે continue કરી શકો એવું કશું હોતું નહીં એ લોકો rate card એવી રીત નું બતાવે તમે કરી શકો એટલા માટે continue પણ તમે એવું કરો તો પણ ચાલે આમ આ રીત નું હોય

હમ

હા પછી કરી શકો આગળ ત્રણ ચાર વાગ્યા સુધી આ કેવું હોય છે order તમારા કેવા હોય છે એની ઉપર depend કરે છે હમ

એ એમાં કેવું હોય છે પંદર order તમારે complete કરવા જ પડે રોજના minimum પંદર કરવા પડે રાતે બાર વાગ્યા સુધી કરો તોય ચાલે અગિયાર વાગ્યા સુધી કરો તોય ચાલે એ રીતનું compulsory છે હા અને સાંજે તમારે બપોર ના આખા દિવસ ના તમારે પંદર કરવા હોય તોય થાય એ રીતનું હોય છે એમાં ના કરો તો કઈ નહીં એપ્લિકેશન તમારી પડી રહે અત્યારે મારે એક વર્ષ થઇ ગયું પણ મારી application પડી રહી છે એ તમારી application કાઢે નહીં એ લોકો તહીં થી તમાર

હા હા હા ચાલે ચાલે ચાલે એવું કઈ તમારે એમાં તમે flexible તમને કોઈ એવું force ના કરે કે તમે દસ કલાક કરો બાર કલાક કરો એવું કશું કોઈ force નહીં તમને તમારી capacity હોય એ પ્રમાણે કામ કરી શકો તમારી application તમને આપી દે તમારે તમારી રીતે એક વસ્તુ કર્યા કરો તમે ફ્લેક્સિબલ તમને કોઈ રોકટોક નહીં કરે કે ભાઈ તારે કરવું જ પડશે બેહી રે તુ મારીમચેડી એવું એવું નહીં આમાં એમ હા હા હવે છે ને application ને છેને તમારે internet ઓન રાખવાનું અને તમારી application તમારે on રાખવાની એ application તમે on રાખશો ને તો siren વાગશે મોટું ગમે તેટલો અવાજ હશે તોય siren તો વાગશે જ એ siren પર આમ તમે mobile થી click કરશો ને આમ તો એ તમારો order અંદર આઈ જશે લખેલું address આવી જશે કે ભાઈ પોપટસ આણંદ વિદ્યાનગર આ આ ફલાણા ભાઈ નો order છે અને નીચે લખેલું હશે કે આટલા રૂપિયા કેટલા paytm કર્યા છે અને એ google pay કર્યા છે કે શું એમ હા cash માટે કેવું હોય છે કે તમે ત્યાં જશો ને deli delivery pick કરશો ને એટલે direct ના આટલા રૂપિયા થાય છે એટલે એ લોકો આપણને cash આપી દે

હા બે મિનિટ બે મિનિટ હજી એક વસ્તુ રહી અજુ process માં એક વસ્તુ રહી ગયી એ લોકો ત્યાં પંદર સો રૂપિયા એ લોકો એમના અંદર ખાતા માં રાખી મૂકે છે પંદર સો રૂપિયા આપડે આપવાના હોય છે અ એ એ આપણા ખા બેંક account માં રહે પંદર સો રૂપિયા એટલે આ ટીશર્ટ અને બેગ લોને તમે તો એ વખતે રહે અંદર પૈસા pay કરવાના pay કરવાના હોય અવે એમાં એ કેવું છે એ pay કરી દેવાનું હોય એટલે તમારી જે cash આઈ હોય ને customer ની જે cash આઈ હોય ને એ cash માંથી પંદર સો ઓછા એ less થઇ જાય આપણા અને પછી એ જે રૂપિયા હોય એ zomato વાળા ને આપી મોકલાઈ દેવાના હોય છે બેંક દ્વારા કઈ અને application માં એની એક વસ્તુ એવી એક આપેલી હોય છે

એટલે જે cash આઈ ને ખબર પડી એટલે પંદર સો એમાં થી કપાઈ જાય પંદર સો ની લિમિટ હોય હા એ રીતનું હોય છે એમાં હા પાછા અમુક ટાઇમ થાય એટલે એમાં એ લોકો પાછા આપી દેછે એનો અમુક માંથી હજાર આપે એવું કંઈક હોય છે અને અને એ પંદરસો એમાં થી કપાઈ જાય અને પછી zomato માં થી જે cash આયી હોય zomato માં આપવી પડે zomato માં જમા કરાવી પડે ને આપડે આપડે એમ એ થી zomato ના પૈસા છે આપડા થોડી છે તો એ પૈસા આપડે એ લોકો ને જમા કરવા પડે એ application એવી કોઈક હોય છે bank માં જમા કરાઈ દેવાની એના પછી એ જે salary આવતી હોય એ તમારી ad કરીને આપી દે એ રીતનું હમ હા yes એટલે એ લોકો નું જે example તરીકે માં જો હું ગયો

કે ભાઈ મેગનેટ ઓફ pizza એક ગુણ્યા એક મેગનેટ ઓફ pizza પછી બે ગુણ્યા cheese pizza એ રીતે item ઓ હોય બધી list હોય એ લોકો જોડે હોય અને આપડી જોડે પણ એ list હોય હા order number આપડાની આપડા order number એ લોકો જોડે પણ હોય અને આપણા જોડે પણ હોય but એને આપણે કોઈ લેવા દેવા નહીં ને એ ખાલી customer ને બતાવવા માટે જ હોય Order number આપણે એનું કશું નહીં કરવાનું

હા તઇ સુધી આપણે બેસી રહેવાનું ત્યાં એટલે એના એના પૈસા પણ એ લોકો અલગ થી આપે છે delivery pick ના કે જ્યાં સુધી થાય નહીં લોકોને ત્યાં સુધી આપણને પૈસા આપણને એ લોકો એટલા મલે ભઈ એક મિનિટે એક રૂપિયો હોય જે હોય સમથિંગ અઠવાડિયે અઠવાડિયે salary પડે ત્યાં દર weekly દર બુધવારે પડે એવું હોય છે હા હા ના application નું માં અ છેલ્લે હા છેલ્લે આવે બધું જયારે બાર રાત્રે બાર વાગી જાય પછી દેખાય આ બધું દેખાય હા એ બધું દેખાય દેખાઈ જાય દેખાઈ જાય ના sorry મારી ભૂલ થઇ અજુ એ ખરેખર એક order complete થઇ જાય પછી આઈ જ જાય automatic પૈસા લખેલા એની અંદર કે આટલા પૈસા મળ્યા એવું એ રીતનું હોય મારે પેલું કેવું કે એક વર્ષ પહેલા કરેલું એટલે હું ભૂલી ગયો હતો તો એક દમ યાદ ના આવે ને હા હમ હા આમાં એટલે order આપણે pick કરી દીધો ને એટલે address લખેલું આઈ જશે અને એટલે આ કહે ભાઈ ગણેશ ચોકડી મંગલમ સોસાયટી ગણેશ ચોકડી એટલે map open કરવાનો આપણે એ એ map પ્રમાણે આપણે જવાનું અવે નાના આપણે google map જે હોય છે zomato zomato વાળા એટલે google પર થી આપડે download કરવું પડે એની માટે એ લોકો એ application ની અંદર એ લોકો એ વસ્તુ સેટ કરેલી હોય

એટલે જે poptus છે poptus માંથી ગણેશ ચોકડી ગયો એ જ પૈસા એ લોકો ગણે કિલોમીટર wise

હા એ રીતનું હોય છે કે હોય છે અવે મને perfect નથી ખ્યાલ પણ એ રીતનું હોય છે કૈક હા હા મારે એક વખત આવું થયું હતું address મળતું નહોતું વીસ મિનિટ થઇ ગયી હતી તે તઇ થી ઉપર થી phone આવ્યો તો કે delivery પહોંચાઇ નથી તો કે customer એ phone કર્યો હતો કે અજી delivery આયી નથી તમારે એમ delivery boy અજુ આયો નથી એમ order આપવા એટલે પછી એ સાહેબ ને એટલે જે phone આયો તો મેડમ નો એમાં એમને કીધું મેં દેખો મેડમ હું આવી રીતે એક જગ્યા એ મેં કીધું ફસાયો છું એમ તો કે આપી આવજો તો મેં કીધું મને address મળતું નથી આમ કે એમ પછી એક વખતે તો પોલીસ એ પકડ્યો હતો વળી એક હાથ માં mobile હતો અને એક હાથે ચલાવતો હતો પોલીસ એ પકડ્યો મને એમાં late થઇ ગયું એ તો પછી ગમે ત્યાં થી પહોંચી ગયો ને પૂછી પૂછી ને પહોંચવું તો પડે ને અવે customer ને આપવાનું હોય એટલે નહીં તો customer મને ગારા ગારી પછી order આમાં તો pizza નો order હતો ઓકટેલ pizza નો બસ કઈ નહીં પછી આપી ને એમને thank you કહી દેવાનું order આપી દીધા પછી બહાર થી જ આપી દેવાનો હોય પછી એ લોકો તો તેમને કહેવાનું કે star આપી દેજો ક્યારેક અમુક લોકો એ પછી tip આપતા હોય એમ અમુક customer ના આપતા હોય અમુક લોકો આપતા હોય દસ રૂપિયા વીસ રૂપિયા એક વખત હું નહપાળ ગયો તો રાત્રે દસ વાગે નહપાળ મોગરી ની ગલી થી પાછલા રસ્તા થી જવાય છે ને પહેલો ખબર હોય ને તમને સ્મશાન થઇ ને જવાનું રાત્રે દસ વાગે ફૂલ ઠંડી હન ડિસેમ્બર નો time તહી થી નહપાળ જવાય છે તો તઇ મને પચાસ રૂપિયા tip આપી હતી એ લોકો એ

ઓર્ડરમાં માં તો પિઝા હતા હા પિઝા લગભગ ખાસા પાંચ છ જેવા હતા ખાસી આઇટમો હતી અમુક વખત નોનવેજ પણ આવી શકે અમુક વખત તો અમને કે સામરખા ચોકડી જાવ તઇ મોમેડન area માં ગયેલો છું બોલો હા કશું નહીં એ તો પાંનસો ની નોટ પકડાઈ દીધી જતા રહો કે મોડું થતું તો શું કરવાનું હા હા એતો બધું ચાલ્યા કરે અવે હમ હા અવે એમાં કેવું છે અમુક વખતે રાતના time આઠ થી અગિયાર માં લોકો વધુ order કરતા હોય છે હા તો એ time એ example તરીકે હું customer ને ત્યાં પહોંચ્યો ને જેવું order ready કરી દીધો complete થઇ ગયું order એટલે રીતે order પેલો એ કરી દેવાનો આપડે complete કરી દો complete દીધો એમ એટલે એ order complete થઇ જાય ને

તો પછી બેસી જવાનું તમારે તઇ તમારા area માં પછી બીજો order આવે કે અવે જો ઘરે ચોકડી છે અને order આવે અહીં નો બાકરોલ નો આવે order બાકરોલ નો કોઈ ચોકડી નો પછી એક ગણેશ ચોકડી થી બાકરોલ આવાનું એટલે એના પૈસા ના મળે આવતા તમે એના પૈસા ના આપે એના તમને એ લોકો ના એવું ના થાય ના cancel ના કરાય એમાં એવું છે કે cancel કરો ને તો તમને એ લોકો દંડ થાય દંડ ભરાય પેલું એ penality લાગે penality લાગતી હશે આશરે અવે

risk વાળું તો ખરું હા મતલબ આમાં કેવું છે કે platina તમે કરો ને આગળ પડી જાય bike માં platina સારા માં સારું સસ્તું સસ્તું petrol બહુ ઓછું બરે average સારી આપે છે platina ની અંદર તો એ આગળ પડે એમ કોઈ બી bike આગળ પડે platina એકલું જ નહીં પણ platina માં average વધારે આપે છે હા તકલીફ બધાને કેવું કે area શોધવામાં બધાને તકલીફ પડે વધારે તો કયો area કઈ જગ્યા એ અમુક વાર map માં પણ અવળું બતાવે એક વખત મારે શું થયું કે હું આપણે બે ગામડી છે એક તો ચીખોલા થી ઉતરો ને તમે એટલે ડાબી side વળો ને ચીખોલા bridge આપડે જોયું તમે તઇ થી ઉતરો આપણે અહં હ એટલે એ તમને સમજાવી દઉં એટલે કે એ જે ચીખોલા bridge થી તમે ઉતરો ને પછી ડાબી side વડો એટલે એક જૂની ગામડી આવે છે અને પછી તમે તૈથી ત્યાં જાવ એટલે તુલસી ગઢાણા આવે અવે

તો mobile ખિસ્સા માં હતો મારો મેં જોયું કે ગામડી એટલે ગામડી પહોંચી ગયો તો તઇ પેલા ગામડી પહોંચી ગયો હા એટલે મારી ભૂલ થઇ એટલે customer નો phone આયો કે કેમ આમ delivery થઇ આમ તેમ customer કે તો કે હું સાહેબ બહુ ભાલેજ વાળા ગામળી આયો છું તો કે તઇ નહીં આવાનું કે જૂનું ગામડી ખરું ને જે આપડે મેં કીધું મેં કોઈ દાડો જોયું નહીં મેં કહ્યું કોયે તા કે ચીકોદ્રા bridge જોયો મેં કીધું હા એ જોયો તો કે તઇ થી ઉતરી જાવ ડાબે બાજુ જતા રહો કોય એટલે પછી તઇ મોટા મોટા બંગલા હતા તો તઇ પછી હા ના એટલે એમાં આપણે કેવું છે મોટી bag આપે આ લોકો આપણને એમાં red color ની એ bag ની અંદરએ વસ્તુ રહે એટલે ગરમ જ રહે એ bag જ એ type ની આપે એ લોકો કે અંદર વસ્તુ તમારી અંદર જ રહે ગમે તેટલો time થાય તોય ગમે એટલો એટલું બધું પણ નહીં એ અડધો કલાક કલાક ઉપર થાય તો પછી એમ હા અને પછી કેવું કે time થયો ને એમ ખબર પડતી ગયી આ અહીં આયો આ તઇ આયો એમ તો કોઈ બી એવું આવી શકે આ સમાન આ આપડે કઈ આ મક્કા મદીના વાળું છે ને શામળકા ચોકડી વાળું એ મોમેડન area છે તૈયા પણ જવું પડે કોઈ બી area માં જવું પડે તમારે કોઈ બી area પર જવું પડે એવું

ના incentive process તો એ લોકો એ બંધ કરી દીધી છે incentive ની અંદર કેવું હોય છે કે તમે કોઈ valentine day હોય એ time એ લોકો scheme મૂકે છે એકત્રીસ ડિસેમ્બર હોય પછી ઉતરાયણ time હોય વાસી ઉત એ time એ લોકો scheme મૂકે